આ એક દવા દવાખાનાનું બારનું ચિત્ર છે તેનામાં એક કાકા ઉભા છે ત્રણ ચાર ગાડીઓ પડી છે સ્પ્લેન્ડર એકટીવા જેવી અન અંદર બાર ફૂલનો ગમલો લાગે છે લાઈટ ચાલુ છે.

દુકાનો છે બધી ત્યાં રોડ પાછળ ભૂરા કલર ની ફેન્સીંગ મારેલી છે આ ગાડી ઉપર લાલ કલર ના ગુલાબી કલર ના બધા ફૂલો લાગેલા છે.

આ ચિત્રમાં સ્ટાઈલો નાખેલી છે તેનામાં બાર ઘાસ છે ત્યાં પાછળ દરવાજા છે.

આ એક ભીડ વાળી જગ્યા છે એનામાં બહુ બધા માણસો છે રેલી કાઢેલી છે તેના માંથી વચ્ચેથી બે ત્રણ રીક્ષા ઓ જાય છે.

આ એક ભગવાનનું મંદિર છે તે સોનાનુ છે તે બધું સોનાનુ બધું પેરેલું છે ઉપર ચાર જનો અંદર દર્શન કરી રહ્યા છે દર્શન કરતા કરતા એક કાકા એ રંગબીરંગી શર્ટ --

અહીં સજાવવામાં આવેલું એ છે તેના પર પીળા કલર ના ફૂલ લબડાવેલા છે વાઈટ કલર ના છે પાછળ ખુરશી પડી છે.

બાર પાછા દુકાનના છે બધા ડબલા છે તેના બધા સાબુ વગેરે વગેરે બાજુમાં પેલા સિમેન્ટ ના કોથળા છે બે માણસ બેઠા છે.

આ બધુ સજાવટ માટે બધુ રાખ્યુ છે ઉપર લાઈટો ચાલુ છે પંખા છે.

આ એક ગેરાજ નું ચિત્ર છે કાકા તેમની ગાડી હરખી કરી રહ્યા છે તે બેઠા છે તેમને--

આ એક કારીગરીનો ફોટો છે નીચે કાકા કામ કરી રહ્યા છે ઉપર એક છોકરા જેવો કામ કરી રહ્યો છે તેનામાંથી એક સ્ટ્રક્ચર બને છે.

કાળા કલર નુ એ છે નીચે લીલા કલર નુ કાર્પેટ પાથરેલું છે.

ગોદા જેવું છે લાકડાનું બધુ અમુક વસ્તુ છે તે કા કામગીરી કરતાનો --

કાચ છે બધું અંદર જે બાર અઇથી દેખાય રહ્યું છે નીચે લાલ કલર નું કાર્પેટ છે તેના ઉપર ડિઝાઇન છે.

આ ખુલા મેદાનનો ફોટો છે પાછડ બધુ બુધ જેવુ કઈ સજાવટ કરેલી છે તેનામાં ઉપર હોટેલ છે બાજુમાં ધોળા કલર નુ એ છે નીચે ગાર્ડન જેવો રમવા માટે બધુ સાફ કરી રહ્યા છે તેના પર મશીન ચાલી રહ્યુ છે.

બધી ડિઝાઇન છે પાંચ લુગડા છે પાછળ ફોનપે નુ ભારતપે નુ બધુ ક્યૂ_આર કોડ પડ્યા છે તેનામાં એક રોહિત શર્મા ઊભો છે પાછળ છોકરી ઊભી છે.

તેની અંદર બોર્ડ મારેલું છે ઉપર લખેલું છે બે બારીઓ છે નીચે ચાર બારીઓ છે.

લીલા કલર નુ એક મોટુ એ છે.

એક ઓફિસ ની અંદર છે તેનામાં એક ગમલો છે બહાર પેલું જા-જારી છે તેનામાં બે ખુરસી પડી છે બહાર સોફા છે તેનામા કોમ્પ્યુ--

પાંચ છ છોકરા પ્રોજેક્ટ બનાઈ રહ્યા છે તેના માંથી એક છોકરાએ વ્હાઇટ બ્લેક --

તેના માથે અંદર બારીઓ છે તેના માથે પાછળ બધા ઘર છે ટાકી છે.

આ એક છે તેનામાં બધી ખુરસીઓ છે તેના માટે મિટિંગ કરાઈ એવુ છે વેન્ડીંગ નો એ છે તેનામાં એ_સી લાગેલી છે બધી ખુરસીઓ ને પીડા કલર ની એ મારેલ છે કવર ચડાવેલું છે.

તેના માટે નીચે લીલા કલર ની એ છે મોટી તય લોખંડનાં લાકડાની એ કરેલી છે.

અ નીચે બધું કચરો પડ્યો છે એક બાજુ કાકા ઉભા રયા છે તેના માંથી.

આ એક સનસેટ નો વ્યૂ છે તેના બધું સુરજ આથમી રહ્યો છે નીચે પાણીનું તલાવ છે ઉપર બે જાડવા છે.

આ એ બધુ કુદરતી નજરો છે જ્યાં લાલ કલર નુ બધુ દેખાતુ છે બે ત્રણ ઝાડો દેખાય રહ્યા છે વૃક્ષો છે મોટા--

તેના પાછળ બે બે કાકાએ માસ્ક પહેર્યું છે એક કાકા બે મોટા મોટા બિસ્કિટ રાખેલા છે.